કિકાડ માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ
પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે
બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે
ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે
અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે
આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું જે જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે
આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 1204 નો ઉપયોગ કિકાડ આવૃત્તિ 2011 હાયફેન 05 હાયફેન 25 સાથે કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે
આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે એસ્ટેબલ મલ્ટિવાઇબ્રેટર નો ઉપયોગ કરીશું
કિકાડ શરુ કરવા માટે ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ
પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે
સર્ચબારમાં ટાઇપ કરો કિકાડ અને Enter દબાવો
કિકાડ મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે
નોંધ લો કે ઉબુન્ટુ 1204 માં કિકાડ નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે
એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે ફાઇલ પર ક્લિક કરો અને પછી ન્યૂ પર ક્લિક કરો
તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો
ઉદાહરણ તરીકે પ્રોજેક્ટ1
નોંધ લો કે પ્રોજેક્ટ pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે
વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે
હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો
સવે ઉપર ક્લિક કરો
સર્કિટ સ્કિમેટિક્સ ઇશ્ચેમાં મદદથી કિકાડ માં બનાવવામાં આવે છે
ચાલો કિકાડ માં ઇશ્ચેમાં કેવી રીતે શરૂ કરવું તે બતાવું
કિકાડ ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ ઇશ્ચેમાં અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે ઇશ્ચેમાં ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે
એક ઇન્ફો સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી
ઓક ઉપર ક્લિક કરો
આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ
ઇશ્ચેમાં વિન્ડોની જમણી પેનલ પર જાઓ
પ્લેસ એ કોમ્પોનન્ટ બટન પર ક્લિક કરો
હવે ખાલી ઇશ્ચેમાં વિન્ડો પર ક્લિક કરો
કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડો ખુલશે
હવે આપણે ઇશ્ચેમાં વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું
કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડોમાં નામે ક્ષેત્રમાં 555 લખો અને ઓક પર ક્લિક કરો
તે lm555ન તરીકે શોધ પરિણામ બતાવશે
આ પરિણામ પસંદ કરો અને ઓક પર ક્લિક કરો
આ કમ્પોનન્ટની સ્કીમેટીક ઇશ્ચેમાં વિન્ડો પર દેખાશે
તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે
સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો
વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો
તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો
તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે ફ1 અને ફ2 કીઓ વાપરી શકો છો
તમે વીસીસી અથવા જીએનડી ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી
જો તમે તે ન જુઓ તો ઇશ્ચેમાં વિન્ડોની ડાબી પેનલ પર જાઓ
શો હિડન પિન્સ બટન પર ક્લિક કરો
હવે આપણે ઇશ્ચેમાં વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું
આ પ્લેસ એ કોમ્પોનન્ટ વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું
તેથી ફક્ત ઇશ્ચેમાં પર ક્લિક કરો અને તમે કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડો જોશો
નામે ક્ષેત્રમાં આર ટાઇપ કરો અને ઓક ઉપર ક્લિક કરો
રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું ઇશ્ચેમાં પર દેખાશે
સિંગલ ક્લિકમાં દ્વારા ઇશ્ચેમાં પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો
આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે
આપણે પ્લેસ એ કોમ્પોનન્ટ બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ
પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું
કમ્પોનન્ટ કોપી કરવા માટે કોમ્પોનન્ટ પર જમણું ક્લિક કરો અને કોપી કોમ્પોનન્ટ પસંદ કરો
કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે
સિંગલ ક્લિક દ્વારા ઇશ્ચેમાં પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો
આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે
આ માટે કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી સી દબાવો
ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે
તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો
શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને160
પ્રશ્ન ચિહ્ન કી દબાવીને મેળવી શકાય છે
અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે
આ વિન્ડો બંધ કરો
કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડો ખોલવા માટે ઇશ્ચેમાં વિન્ડો પર ક્લિક કરો
આગળ આપણને બે કેપેસિટર્સ ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે
ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે સીપી1 ટાઇપ કરો અને ઓક પર ક્લિક કરો
સિરામિક કેપેસિટર ઉમેરવા માટે સી ટાઇપ કરો અને ઓક પર ક્લિક કરો
આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે જે લેડ તરીકે ઓળખાય છે
કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડોમાં લેડ ટાઇપ કરો અને ઓક પર ક્લિક કરો
હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે વીસીસી અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે
ઇશ્ચેમાં ની જમણી પેનલ પર પ્લેસ એ પાવર પોર્ટ બટન પર ક્લિક કરો
કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડો ખોલવા માટે ઇશ્ચેમાં પર એક વાર ક્લિક કરો
લિસ્ટ અલ્લ બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો
5V પસંદ કરો અને ઓક ઉપર ક્લિક કરો
ઇશ્ચેમાં વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો એ જ રીતે ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને ઓક પર ક્લિક કરો ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું
બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે
કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડો ખોલવા માટે ઇશ્ચેમાં પર ક્લિક કરો
લિસ્ટ અલ્લ બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો
કોન વિકલ્પને પસંદ કરો અને ઓક પર ક્લિક કરો
નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN 2 પસંદ કરો અને ઓક પર ક્લિક કરો
બે ટર્મિનલ કનેક્ટર દેખાશે
તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો
હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને આપણે તેમને ગોઠવીશું
આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી એમ નો ઉપયોગ કરીશું
કમ્પોનન્ટ ખસેડવા માટેકમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો ધારો કે રેઝિસ્ટર અને પછી એમ દબાવો
આપણે ઇશ્ચેમાં પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું
આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી આર નો ઉપયોગ કરીશું
હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું
કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ ઇશ્ચેમાં જમણી પેનલ પર પ્લેસ એ વાયર બટન પર ક્લિક કરો
હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું
આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું
હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 પિન જોડીશું
આઇસી 555 ની 7 પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો
નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે
મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે
હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ
હું ફાઇલ મેનુ પર જઈ ઓપન પર ક્લિક કરીશ
એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે
યેસ પર ક્લિક કરો
હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1સ્ક પસંદ કરીશ
ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ
અને પછી હું ઓપન પર ક્લિક કરીશ
હું ઓપન પર ક્લિક કરુછું
અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે
હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું
એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે
ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે
ઇશ્ચેમાં ની ટોચની પેનલ પરAnnotate સ્કીમેટિક બટન પર ક્લિક કરો
આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે
આ વિન્ડોમાં ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો
એનોટેશન બટન પર ક્લિક કરો
આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે
ઓક ઉપર ક્લિક કરો
એનોટેટ સ્કીમેટિક વિન્ડો પર ક્લોઝ બટન પર ક્લિક કરો
નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે
ફાઇલ ઉપર ક્લિક કરો
અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે સવે વ્હોલ સ્કીમેટિક પ્રોજેક્ટ પસંદ કરો
ફાઇલ પર ક્લિક કરો અને ક્વિટ પસંદ કરો
આ ઇશ્ચેમાં વિન્ડો બંધ કરશે
હવે કિકાડ ની મુખ્ય વિન્ડો પર જાઓ
ફાઇલ પર ક્લિક કરો અને ક્વિટ પસંદ કરો
આ કિકાડ માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે
ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે કિકાડ માં ઇશ્ચેમાં વાપરવું સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન
નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો
કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડોની મદદથી ઇશ્ચેમાં પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો
શૉર્ટકટ કી એ એક્સ અને ય નું અન્વેષણ કરો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
જોડાવા બદ્દલ આભાર